ત્યાં શું જોયું તમે? કયા કયા સ્થળ લીધા જોવામાં?

હાં ફોટા તો મે જોયા હતા. હાં મજા આયી માર ફઈ ફઈ ને એ બધા હતા. full family હાં એટલે બધા હતા ને. હાં અમે આખું family હમ્મ હમ્મ અઠવાડિયું પછી હોટેલ ને એવું બધુ રાખ્યું તું. હાં રાખવું જ પડે ને કયા જવું. ઠીક બા ને દાદા બધા. હાં. હમ્મ હમ્મ.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 બોલ બીજું બીજું શું કેતી હતી?

થોડો cut થાય છે ત્યાં. હાં તારોય થાય છે. એક બીજે કયાંક રહેવા જાવ તમે એવું કરો. shift થઈ જાવ. એક network problem સાટું ઘર ફેરવી નાખવું અમારે. હાં એ તો ફેરવવું જ પડે.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 હાં બહુ ઠંડી હશે તો તો. અમારે તો આય બહુ ગરમી છે. હાં.

austreliya છે ને. હાં કાં ભુલાઈ ગયું મને. તો પછી. એમ નો આવે ને. હજુ બે મહિના થયા છે. ક્યારેય આવશે હવે તો. આપડે austreliya મોકલી દીધી છે એમ કયાથી આવે કાં. તો પછી એમ નો આવે ને. બધા ને જવું જ છે. તને મોકલી દેવાની છે હવે તો. કોને? તને. મારે ક્યાંય જાવાનું નથી. જા ને ભાઈ, અહિયાં કાઇ નથી. ત્યાંય ત્યાંય મજા આવે એવું છે. હાં પણ ત્યાંય મહેતન બહુ કરવી પડે ને. ભણવું પડે, job કરવી પડે પછી મજા મળે. ત્યાં શનિ રવિ તો રજા જ હોય. આપડે કેમ શનિ જવાનું હોય. હમ્મ ત્યાં શનિ રવિ રજા. હાં અને બધા festival એવા મજા આવે. હમ્મ હાં. જાશું. મારે માર દીદી મને વાત કરતી હોય એટલે મને ખબર હોય. હમ્મ કે ત્યાં શું હોય છે એમ પછી shopping કરવાનું ને. તારે કોણ તારા ફઈ નો છોકરો છે ને ત્યાં તો. હાં માર ફઈ નો છોકરો છે. મારો ભાઈય જવાનો છે. UK ને એ UK ગઈ છે. કેનેડા. કેનેડા હમ્મ. ત્યાં કઈ city માં છે. ટોરેન્ટો. હમ્મ બધા ટોરેન્ટો માં જ છે એમ કે ને. માર ફઈ નો છોકરો ત્યાં જ છે ટોરેન્ટો માં. એનો call આવે હમણાં હમણાં થી બે દિવસ થી નથી આવ્યો. પરમ દિવસે જ હતો સાંજે.

હમ્મ હાં આપણે કેમ અહિયાં AC હોય ત્યાં હીટર ચાલુ રાખવાનું. હાં AC ની જગ્યા એ હીટર. ત્યારે હે? અવાજ કપાય છે. હા હા. મારો અવાજ કપાય છે? હા. હવે? હવે આવ્યો. આવ્યો આવ્યો. આવે જ ને. એય ક્યારેક કઈ જ નહીં. હમણાં ત્યાં ખબર. નથી હે અત્યારે sunil શેટ્ટી ને એ બધા ને ખબર marriage થયા છે ને કઈક ક્રિકેટર છે. હાં marriage થઈ ગયા ને એમના. આથિયા શેટ્ટી હારે. ઓલો KL રાહુલ અને આથિયા શેટ્ટી નાં marriage બે દિવસ થયા ને કેટલા દિવસ થયા.

ત્રેવીસ તારીખે થયા ત્રેવીસ તારીખ આજ. હાં એવું છે પછી ઓલો ક્રિકેટર માં હજી એક છે અક્ષર પટેલ ખબર. શું? અક્ષર પટેલ છે હજી એક ક્રિકેટ માં. એનાય એનાય થઈ ગયા.

હમ્મ હાં બે ત્રણ નાં હમણાં થયા ને. સુનિલ શેટ્ટી ની અભિનેત્રી ને એ બધા. સુનિલ શેટ્ટી ની છોકરી. શું સુનિલ શેટ્ટી.

સુનિલ શેટ્ટી ની છોકરી નાં છોકરી નાં થયા ક્રિકેટર હારે. હાં એના જ કવ છું આથિયા શેટ્ટી નાં ને. તું કે છે ને સુનિલ શેટ્ટી ને બીજી કોક. ના રે ના. ઊંઘ નથી આવતી ને. ના નથી આવતી ઊંઘ તો.

જાગજે બે મિનિટે. હા હો. તો પછી. સારું ત્યારે exam નું કેવું ચાલે પતી ગયું વાંચવાનું? શું પતે. હાં મારે તો પતેલુ જ હોય. કાલે કાલે exam છે તો પછી નહીં તૈયારી કરવી પડે. હાં થઈ ગઈ છે હો બધી તૈયારી.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 Difficulty તો લાગે બધી Difficulty કઈ રીતે. કોને કેવા જાવું. તો પછી. આ છેલ્લે છેલ્લે થોડું એમ ભેગું થાય તોય કરી લીધું છે મે ભેગું.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

નમસ્કાર હું છું અનપ્રિય. આજે અસાધારણ વર્તન ના કારણો લીધે થોડા અસાધારણ વર્તન ના કારણે અનેક કારણો જવાબદાર હોય છે. આ ત્રણ કારણો મુખ્યત્વે ત્રણ ભાગ માં વેહચી સકાય છે. જેવીકે કારણો મનોસામાજિક કારણો સામાજિક કારણો.

આ યુક્ત ખનીજ તત્વો શારીરિક બાંધો મસ્તીક ની સિટિલતા તેમજ શારીરિક તાંદુરસ્તી નો અભાવ, વગેરે જેવીક કારણો જવાબદાર છે.

એક ચેતાકોષ માંથી સંદેશો આદેશો ચેતાપ્રવાહ માં બીજા ચેતાપ્રવાહ માં જાય છે. ચેતાપ્રવાહ એ વિધુત રાસાયણિક પ્રકિયા છે એક ચેતાકોષ બીજા ચેતાકોષ પરસ્પર અંગ જોડાયેલા હોતા નથી. તેની વચ્ચે રહેલી જગ્યા ને ચેતો પાગમ કહે છે. તે વર્તન માટે ચેતોપપ્રવાહ ચેતોપાગમ તેમાં રહેલા રસાયણો અનુસરતા મહત્વનો ભાગ ભજવે છે. ચેતાપ્રવાહ ની અસુંતલતા માનસિકતા અસાધારણ વર્તન ના લોકો માટે જવાબ દાર છે.

સામાન્ય રીતે એક ચેતા કોષ માંથી ચેતા પ્રવાહ એ ચેતાકોષ માં ઉત્પાદન કરે છે તેને પ્રકિયા કહે છે પરિણામ ચિલ્લાતા જેવી મનોવિકૃત થવાની સંભાવના રહે છે. ચિલત વિરોડી દવાઓ જેવી પોષી આ પ્રકિયા ને બાણ કરવામાં આવે છે. ચેતો પાગમ માં ડોપામાઈનનો આરોગીમેં સિરોસેરી કે ગાબા જેવા જીવ રસાયણો રહેલા હોય છે. તેની આ સમતુલા આ સાધારણતા રહેલા હોય છે તેથી અસમતુલા આ સાધારણ વર્તન નિભાવે છે ડોપામાઈનની અનિયમિંતતા જ મનોવિકાસ માટે નો એક કારણ માનવ માંઆવે છે. અચાનક આવી પડતી પડકાર રૂપ અને જોખમ પરિસ્થિતિ ના સમય ની કિયા માં નો રહેતી ભૂમિકા ભજવે છે. તેમાં અસંતુલિત આવતા આઘાત જનક મનોવિકૃત હૃદય કે પક્ષઘાતની સંભાવના વધે છે. પેરોડેલિક આ સંતુલિત ખીલતા આઘાત જનક અને અનિવાર્ય સંકૃતિમાં અગત્યની ભૂમિકા ભજવે છે ચિંતા ની વિકૃતિમાં ગર્ભનો પ્રમાણ અસર કારક સાબિત થાય છે. અન્ત્સ્ત્રાવી ગ્રંથિને તુલના વર્તન વિકૃતિઓ માનો દર્દી લોકો મટવા જવાબદાર છે. કે અંઠગનથી સાવધ નો ને લગતી અને મનોનિર્મળતા સાદું નિર્મળતાનું મનોબળથી મૂર્તદેહ લોકો જન્મ આપે છે. આ વેશ ખાતે જોડાયેલ લેટરગાનથી છે આ સાધારણ વર્તન ને જન્માવે છે. જણીનો શારીરિક અને માનસિક સાધનોનું વાહન કરે છે. બુદ્ધિ અને કેટલીક માનસિક સ્ટુત્યુઓ નું આધાર જનૈનતત્વો પર રહેલો હોય છે. સામાન્ય રીતે જનીન માં છેંતાલીસ રંગસૂત્ર હોય પરંતુ તે છેંતાલીસ ને બદલે સુલતાલીસ રંગસૂત્ર પ્રાપ્ત થાય તો ડાઉંઉંસીમાત નામના મનોગ્રહ નામનો ઉત્પાન થાય છે. છિન્નમનોવિકૃત મધ્યભાગ મનોવિકૃતિ માં વાતાવરણ ની સાથો સાથ વલસોપારમાં ભૂમિકા ભજવે છે. કેશ પાર અને સેલ પાર દાર્શવેલા કર્યો ના બધા અંગે ના વર્ગી કારણો ના જોવા મળે છે બધા વક્તિઓ માં ઉમડ વિવિધ પર્કાર ની શ્વાયુ ચિનમનોયુક્તિ

વિકૃતિ પ્રાણાયામોઃ આલમનો વિકૃત વગેરે અને ઉદારનો છે જેમ મનોસામાજિક કારણો

વક્તિ જીવન માં થતા અનુભવો સમશિયાઓ પડકારો મુશ્કેલો તેના વર્તન ને કડવા મામસો ની ભૂમિકા ભજવે છે. અસામાજિક કારણો ના પ્રારંભિક વક્તિ જીવન માં થતા અનુભવો સમશિયાઓ પડકારો મુશ્કેલો તેના વર્તન ને કડવા મામસો ની ભૂમિકા ભજવે છે. અસામાજિક કારણો ના પ્રારંભિક સીટ ના માનસ પટપરા જીવન રહે છે માતા પિતા બાળકોની જરૂરિયાત અને સંતોષ માં તેમને સાથ સહલામતી જ ઊંઘ પુરી પાડે છે પરંતુ માતાપિતા આમ કરવા માટે અસમર્થ બને છે ત્યારે બાળક માં અ સહલમતી વંશીનતા અનુભવે છે પ્રમાણ વધુ જોવા મળે તેવા બાળકો માં અનુભવ થયેલ બાળકો માં પરિવર્તન નું પ્રમાણ વધુ જોવા મળે છે કુટુંમ માં સામાજિક વક્તની ને બનવવા માટે સામાજિક અનેક પ્રકિયા પત્ય ની શરૂઆત ઘરમાંથીજ થાય છે. જો માતાપિતા અન્ય વિક્શ સાથે સંતોષ કારક શક્યતા ના હોય અન્ય વેકતી સાથે સહન શીલ ધરાવતા ન હોય બેસવા ઉઠવામાં મન ના હોય સામાજિક કારણો નો વિકાસ કરી સકતા નથી. ઉપરાંત કુટુમ્બીક વાતવરણ કુટુમ્બીક સાભિયો ની સખીયા વગેરે પરિબળો વર્તમાન આમ વક્તિ નનિરાંત નો આધાર માતાપિતા કુટુંબ ભાઈ ભાડું મિત્ર અન્ય વક્તિઓ જોડે નિયન્ત્રતા ઉમેરે છે. સામાજિક સાંસ્કુતિક પરિબળો પણ વતન અને વક્તિ પરિવતૅન સર્જે છે પોતાના આગવા નિયમો નૈતિકતા હોય છે. બાબત અસલ વક્તિઓ જીવન વૅલ ની રીતે અન્ય વક્તિઓ સાથે આંતર રાષ્ટિય સંસ્થાઓ વગેરે ઉપર થતી હોય છે અતરપ્રિય નિર્બળતાવર્તન તેને લઇ ને સંશોધનો દર્શાવે છે કે પૂર્વ ની સંસ્કુતિ ની તુલના કરતા અતિયાર ની સંકૃતિ ની તુલના વધારે છે. હરિ ફરીને ઊરપૂરોનાં ભવ્ય સ્થળો માં સામાજિક સંસ્કુતિ ના વાતવરણ ના કારણે એકજ ભૌમિક વિસ્તાર માં રહેલી પ્રજાતિઓ માંથી સડ઼કરણયુક્ત હતા એનું ભાવિ જાતિઓ અને વધુ સંતશીલ જાતિઓ ના લોકો દેશ પ્રુવ હતા અભિયાંશ દર્શાવે છે કે લાંબા સમય માં પ્રમુખતા હકારાત્મ્ક સામાજિકવિરોધીક માનસિકતા જોવા મળે છે આમ સામાજિક સાંસ્કૃતિક અને પરી બલો વર્તન ને એજન્ટને અસર કરતા મુખ્ય મન વિકૃતિઓ આંતર રાષ્ટિય માનસિક લોકો નું વર્ગીકરણ દર્શાવામાં આવે છે માનસિક લોકો નું વર્ગી કારણ તેના અને આધારે કરવા માં આવે છે અહીંયા આપણે જેવી કે ચિંતા સંભંધિક મનોપ્રકૃતિક સબંધો અને વિકૃતિઓ ચિતા સબોધિક માનો વિકૃતિઓ ચિંતા નો અનુભવ કરવો હોય આપણા જીવન ની સમય ઘટના જયારે આપણા કોઈ કાર્ય ને કરવા મુશ્કેલ અનુભવતા હોય જીવન માં અગત્ય ના નિર્ણય લેવાના હોય પરીક્ષા નો સમય નજીક હોય વગેરે ચિંતા માનો અનુભવ આપણે સમય રીતે થતો હોય છે. આમ કહી સકાય કે માનસિક અનુભવથી ચિંતા થી વિકૃતિ થી પીડાતી વક્તિ

ચિતા ના સમય ની વિકૃતિ માં મુખ્ય ત્રણ વિકૃતિઓ છે. સામાન્ય વિકૃતિમાં અનિવારીય વિકાસ દરમિયાન સામાન્ય વિકૃતિ માં ચિંતા ને થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે મૂખીય રીતે શક્તિ ચિંતા પણ ઓળખવામાં આવે છે. તે પોતે ચિંતા ના હોદા માટે માટે જવાબ દર કારણો થી અજાણ હોય છે યુ. એસ ના જળસમૂદાયનું પ્રમાણ ત્રણ પોઇન્ટ એક ટકા જેટલું છે. આશરે આઠ મિલિયન યુવકોમાં આ વિકૃતિના લક્ષણો જોવા મળે છે. ભારત માં પણ આનું પ્રમાણ વધીયુ છે. પુરુષો ની સરખામણી માં સ્ત્રી ઓ આ યુક્તિ પ્રમાણે વધુ જોવા મળે છે. ચિંતા માં આ સામાન્ય લક્ષણો નીચે મુજબ દર્શાવી કોઈ પણ ઘટના કે પ્રવુતિ વિશે ચિંતા ની સતત છ મહિના સુધી હાજરી હોવી અને વક્તિ નું પોતાની ચિંતા પાર નિયંત્રણ ન હોય તો તેના શારીરિક ભૌમિતિક લક્ષણો માંથી કોઈ પણ એક ની હાજરી હોવી જોઈએ જલ્દી થી થાકી જાઉં ધ્યાન ના ટકાવી રાખવું શારીરિક અવસ્થસીલતા ઊંઘ માં વિકસેલ મોટા ભાગ ના લોકો વધુ પરસેવા, ઉપકા, ઝાલા થઇ જવા શ્વાસ લેવા માં તકલીફ થવી હૃદય ના ધબકારા વધવા બેભાન થાઉં જેવા શારીરિક લક્ષણો જોવા મળે છે ત્યારે માનસિક લક્ષણો ની આકૃતિ ની અસરકારતી મનમાં અશાંતિ અનુભવી વિચારો પણ નિયંત્રણ ના હોય ટોટલ પાનું અનુભવે છે. વક્તિ ને અનુસરવા થી અનુમતિ ચિંતા ને કારણે તેની રોજ બરોજ ની કાર્ય વહી જાળવી રાખવા તેમજ વક્તિ ને પોતાની જવાબદારી કાર્યવાહી સબંધો ને જાળવી રાખે. મારિયાદને પુરા કરવા માં મુશ્કેલ અનુભવ વિકૃતિ હોય છે. કોઈ એક વ્યક્તિ હોય છે. જેમ કે કુદરત ની ભય નિરક્ષણતા ભય વાસ્તવિકતા પરિસ્થિતિ ખરેખર હોય છે. જયારે અનુભવી સામાન્ય રીતે ઉત્પન્ન ના કરી શકે તેવી હોય છે વિકૃતભય કહેવાય સામાન્ય રીતે ભય ન હોટ તેવા વિકૃત ભય ને અનુભવી નિવૃત માટે ગમે તે કારણ જોવા મળતું નથી વિકૃતિ માં પણ મુખ્યત્વે ત્રણ વિકૃતિ દાર્શવે છે. આ તમામ વિકૃતિ નો વર્ગીકરણ નું સમાવેશ કરવામાં આવે છે. વિશિષ્ઠ ભય સામાન્ય ભય ખુલ્લી જાંગીયા નો તો એને આપણે હર્ષવર્ધન કહીએ છીએ તો પહેલા થોડીક હર્ષવર્ધનની વિશે માહિતી લઇ લીધી ત્યારબાદ વર્ધન અથવા તો હર્ષવર્ધન અને હર્ષ શ્રી કહે છે તેના ઉપર declaration કર્યું start કરતા પહેલા એક વસ્તુને જુઓ સરખી રીતના કે આ બાજુ તમે આપેલું છે ધ્યાન રાખજો આ બાજુ મેં એવું આપેલું છે અને નીચે લખ્યું છે ચાલુ એટલા માટે કહું છું કારણ કે ખ્યાલ પડે અહીંયા હવે તો કે આટલો તો ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતના ભણવાનું છે તો જુઓ જ્યારે આપણે વાત કરીએ છીએ હર્ષવર્ધનની અને હર્ષ ચરિત્ર તો હર્ષચરિત ની બાણભટ્ટ દ્વારા કરાવેલી હતી

સામાન્ય રૂપથી વાત કરીએ તો હર્ષવર્ધનનો જે વંશ હતો એને કહેવામાં આવે છે પુષ્યકૃતિ વંશ અને આનું બીજું નામ છે વર્ધન આ વર્ધન વંશની અંદર એક મહાન સ્થાપક થાય છે જે ચોથો સ્થાપક હોય છે આ ચોથા સ્થાપકનું નામ હોય છે પ્રભાકર વર્ધન પ્રભાકર વર્ધન ત્રણ સંતાન હોય છે જેમાં સૌથી મોટો સંતાન હોય છે એનું નામ હોય છે રાજ્યવર્ધ ત્યારબાદ બીજો એક પુત્ર હોય છે એનું નામ હોય છે હર્ષવર્ધન આ પ્રભાકર વર્ધનને અને ત્યારબાદ એક ત્રીજી પુત્રી હોય છે જેનું નામ છે રાજ્યશ્રી આપણને જે આપેલું છે એ હર્ષવર્ધન ઉપર આપેલું છે આ હર્ષવર્ધનનો સામાન્ય રૂપથી સમય ગાળો છસોને છ થી લઈને છસોને સૂડતડિસ સુધીનો છે યાદ રાખવાની જરૂર નથી ખાલી ને ખાલી આ વાત information માટે આપવામાં આવી છે clear છે આટલી વસ્તુ હવે એ જોઈએ કે જ્યારે હર્ષનું શાસન હતું અથવા તો હર્ષવર્ધન શાસન કરી રહ્યો હતો ત્યારે તેની રાજનીતિક સ્થિતિ શું હતી અર્થાત તેની આસપાસ કયા પ્રાંત તથા શું હતું કઈ રીતના કાર્ય થતું હતું જેમકે વાત કરીએ હર્ષવર્ધનની તો હર્ષવર્ધનની જે રાજધાની હતી એનું નામ હતું રામેશ્વર પહેલી રાજધાની ધ્યાન રાખજો હર્ષવર્ધનનું શાસન જ્યારે એ છસો ને છો ની અંદર ગાદી પર બેસે છે ત્યારે પ્રશાસન રામેશ્વર થી શરૂ કરે છે જ્યારે ગુપ્ત વંશ નો અંત થાય છે ત્યારે ગુજરાતની અંદર એક નવા વર્ષની સ્થાપના થાય છે નામ હોય છે એનું મૈત્રક વંશ વિજ્યાનો હોય છે એ આ વર્ષની સ્થાપના કરે છે પરંતુ હર્ષવર્ધનનો જે સમકાલીન હોય છે ઈ શાસકનું નામ હોય છે ધ્રુવસેન અને આ ધ્રુવસેન કેટલામું છે? તો કે બીજો આ એ જ ધ્રુવસેન છે જેની સાથે હર્ષવર્ધન પોતાની પુત્રી રત્નાવલી ના વિવાહ કરે છે અને આ એ જ ધ્રુવસેન છે જે આ હર્ષવર્ધનના કનોજ જ રાજસભાની અંદર ભાર પણ લેવાનો છે આટલું clear છે ત્યારબાદ રામેશ્વર ની પહેલા એક પ્રદેશ હતો આને કહેવામાં આવે છે કનોજ ખ્યાલ છે તમને લોકોને કે કાનોજ હર્ષવર્ધનની બીજી રાજધાની હતી અને થાનેશ્વર બાદ એ પોતાની રાજધાની બનાવે છે તો સવાલ એ છે કે કાનોજ પર શાસન કોણ હતું હર્ષવર્ધન પહેલા કનોજ પર જે શાસન હતો એનું નામ હતું ગ્રહવર્ધન ધ્યાન રાખજો આ બધા નામ થોડા ઘણા અટપટા છે પણ યાદ રહી જશે આવો જ એક સમકાલીન હતો માલવા ની અંદર માલવાની અંદર શાસક હતો એનું નામ હતું દેવગુપ્ત અને ત્યારબાદ તો કે હમણાં થોડીક વાર પહેલા વાત કરી ચાલુ કે ક્યાં ક્યાં ચાલુક્ય આ ચાલુક્ય સામાન્ય રૂપથી એહોલને પોતાની રાજધાની બનાવીને બેઠા હતા અને આનો જે શાસક હતો એનું નામ હતું કુલ કેસિત કેટલામો તો કે બીજો NCRT માં એવું લખેલું છે કે કુલ કેસિત દ્વિતીય પોતાના કાકાની હત્યા કરે છે અને ત્યારબાદ રાજધાનીને પ્રાપ્ત કરે છે રાજગાવ રાજગાદી આજ પુલકેશીય દ્વિતીય છે જે આગળ જતા આક્રમણ કરશે આ બાજુ clear છે કુલ કેસીને આ બાજુ છે તો આ બાજુ છે આપણને discuson આગળ પડતું હવે ગુજરાતની અંદર ધ્રુવસેન છે માલવા ની અંદર દેવગુપ્ત છે એહોલ ની અંદર પુલકેશી છે કનોજ ની અંદર ગ્રહ છે સાતો સાત બંગાળની અંદર એક સાફ શકો છે નામ હોય છે એનું શશાંક અને બંગાળની exite ઉપર એક પ્રદેશ છે જેને તમે લોકો જ અસંખનો પ્રાચીન નામ હતું કામરૂ પૂછશે તમને લોકોને કામરૂ રોગનો શાસક કોણ હતો તો નામ હતું એનું ભાસ્કર વર્મા હર્ષવર્ધનના સામ્રાજ્યની આ આખે આખી રાતિક સ્થિતિ હતી જેની અંદર તેની સામે ગ્રહવર્ધન હોય છે દેવગુપ્ત હોય છે પુલકેશી અને બીજો હોય છે શશાંક હોય છે અને ભાસ્કર વરમાં હોય છે એટલી વસ્તુ તમને લગભગ લગભગ clear થઈ ગયો છે હર્ષવર્ધન પોતાના સામ્રાજ્યની અંદર લગભગ લગભગ એકતાલીસ વર્ષ કરે છે હવે સમજજો અહીંયા ઘટના શું છે કહેવાય છે કે પ્રભાકર વર્ધન પોતાની પુત્રી રાજ્ય શ્રી ના વિવાહ કનોજ ના રાજા ગ્રહવર્ધન સાથે કરે છે આ જ સમયે બંગાળનો શાસક અને માળવાનો શાસક દેવગુપ્ત બંને વચ્ચે મિત્રતા થાય છે મિત્રતાની અંતર્ગત શશાંક એવું કહે છે દેવગુપ્ત ને કે ખભો તારો રહેશે બંદૂક હું ચલાવીશ અર્થાત દેવગુપ્ત અથવા તો માલવાનો સ્થાપક કનોજ પર આક્રમણ કરે છે આ જ સમયે દેવગુપ્ત ગ્રહ પર હત્યા કરે છે અને રાજ્યશ્રીને કેદ કરી લે છે એવી ઘટના કનોજ ની અંદર આ ઘટે છે બીજી તરફ જ્યારે પ્રભાકર વર્ધને પોતાના બંને પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધનને totaly પશ્ચિમ સીમા પ્રાંતની રક્ષા કરવા માટે જ્યારે મોકલેલા હોય છે ત્યારે રસ્તામાં ખ્યાલ પડે છે real માં બંને ભાઈઓને સાથે મોકલે છે પરંતુ હર્ષવર્ધન યોજના બહાને પાછળ રહી જાય છે આ જ સમયે સવારથી એક રાજદૂત પહોંચે છે હર્ષવર્ધન પાસે અને કહે છે તમારા પિતાની મૃત્યુ થઈ ગઈ છે અંતિમ સંસ્કાર કરવાનો છે એટલે તમે સ્થાનેશ્વર પહોંચી જાવ હર્ષવર્ધન પોતાના ભાઈને આ વાતની જાણકારી આપવામાં ઊભો નથી રહેતો અને થાનેશ્વર પહોંચી જાય છે જ્યારે રાજ્યવર્ધનને આ વાતની જાણ થાય છે ત્યારે એ સ્થાનેશ્વર પહોંચે છે થાનેશ્વર જ્યારે પહોંચે છે ત્યારે જુઓ છે કે હર્ષવર્ધન દરેક ક્રિયા ક્રમ પૂરો કરી નાખ્યો હોય છે હિન્દુ શાસ્ત્રોની અંદર સનાતન શાસ્ત્રોની અંદર નિયમો હોય છે ભારતીય ઇતિહાસની પરંપરા રહેલી હોય છે પિતાની મૃત્યુ બાદ હંમેશા મોટો પુત્ર રાજા બનશે એટલા માટે જ સ્થાનેશ્વરની ગાદી પર પ્રભાકર વર્તનની મૃત્યુ બાદ રાજ્યવર્ધન ગાદી ઉપર બેસે જેવો રાજ્યવર્ધન ગાડી ઉપર બેસે છે ત્યાં કનોજ તે એક રાજદૂત પહોંચે છે ક્યાં? તો કે થાનેશ્વર પહોંચે છે અને કનોજ ના હાલ એને સંભળાવે છે કે તમારા જીજાજીની હત્યા કરી નાખી છે અને તમારી sister ને કેદ કરી લેવામાં આવી છે

અને ત્યારબાદ કોઈ આ સમયે રાજ્યવર્ધન એક સેના તૈયાર કરે છે અને સ્થાને સ્વરથી કનોજ ઉપર આક્રમણ કરે છે તેવું કનોજ ઉપર આક્રમણ કરે છે આ આક્રમણ ની અંદર દેવગુપ્ત ની મૃત્યુ થાય છે બીજી બાજુ શશાંક થોડીક ઓછી બુદ્ધિ વાપરે છે એટલા માટે કદી કરવા માટે રાજી કરી લે છે કોને તો કે રાજ્યવર્ધનને શિબિર ની અંદર બોલાવે છે અને દગાથી

આવી વિકટ પરિસ્થિતિ ની અંદર છ્સોછો ઈસવીસન ની અંદર હર્ષવર્ધન સ્થાને સ્વરનો રાજા બને છે એટલા માટે પહેલો રાજા અભિષેક થાનેશ્વરની અંદર થાય છે હવે તો કે હર્ષવર્ધનની સામે ઘણી બધી ચુનોતી આપી જેમ કે પહેલી ચુનોથી પોતાની sister ને find કરવી બીજી ચુનોથી તો કે બંગાળના શાસન સત્સંગ છે એનાથી બદલો લેવો ત્રીજી કનોજ ને વ્યવસ્થિત કરવું અને ચોથી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરો. આવી વિકટ પરિસ્થિતિ ની અંદર હર્ષવર્ધન પોતાનો એક રાજદૂત મોકલે છે કોને મોકલે છે

પોતાને અધિન કરીને કનોજ દ્વારા આક્રમણ કર્યું બની શકે સસંગ ભાસ્કર વર્મા ને પોતાની અભિને કરી લે તો તો મિત્ર બનાવી લે અને પરિવર્તન તનોજ પર આક્રમણ કરે તો દુશ્મન કા દુશ્મન દો

અથવા તો એની અંદર એક હવે બીજું કામે લશ્કર લઈને થાનેશ્વર થી કનોજ આવે છે કોણ તો કે હર્ષવર્ધન જુઓ હર્ષવર્ધન કનોજ ની અંદર પહોંચવાનો પ્રયત્ન કરે છે એ જ સમયે ખ્યાલ આવે છે કે એની sister જે ક્ષેત્રની અંદર ખોવાઈ ગઈ હોય છે ત્યાં એ મળી જાય છે કહેવાય છે કે હજી તો આત્મહત્યા કરવાની જ હોય છે કે પાછળથી ભાઈ હાથ પકડી લે છે અને બચાવી લે છે કોને તો કે રાજ્યશ્રીને ત્યારબાદ રાજેશ્રીને લઈને કનોજ જતો રહે છે થોડા સમય સુધી એ રાજ્યશ્રીના

હવે તો કે પોતાના સામ્રાજ્ય વિસ્તારની વાત કરીએ કારણકે એને નિયમ લીધો હતો કે જ્યાં સુધી હું મારા ભાઈના હાથથી મારી નહીં નાખું ત્યાં સુધી હું જમણા હાથથી જમવાનું નથી એટલા માટે હર્ષવર્ધન કયા હાથે જમતો હતો કે હાથ જા ડાબા હાથથી હવે હર્ષવર્ધન શશાંકને મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ આની અંદર એક સફળતા નથી જ્યારે એ પોતાની sister ને find કરવા માટે ક્ષેત્રની અંદર પહોંચે છે ત્યારે

કદાચ એવું બની શકે કે આ ધ્રુવસેન દ્વિતીય સાથે મળી જશે તો એટલા માટે હર્ષવર્ધન પોતાનો પ્રથમ આક્રમણ ગુજરાતની ઉપર કરે છે કનોજ ઉપર વિરાજમાન થયા બાદ જેવું ગુજરાત ઉપર આક્રમણ કરે છે ધ્રુવસેનને આ યુદ્ધની અંદર સ્પષ્ટ કરે છે ત્યારબાદ સૌરાષ્ટ્ર થયેલો ધ્રુવસેન ચાલુ કેતો તો સોરી પુલકેશીયાનો દ્વિતીય નો કોઈ એક સેનાપતિ હતો તેના શરીરની શિબિર ની અંદર જઈને શરણ લે છે હર્ષવર્ધનને ડર લાગે છે એ વાતનો કે કદાચ આની સાથે જોડાઈ જશે તો એટલા માટે હર્ષવર્ધન પ્રસ્તાવ રજૂ કરે છે પોતાની પુત્રી રત્નાવલીના વિવાહ ધ્રુવસેન બીજા સાથે કરાવે છે આમ પુલકેશીનના સામ્રાજ્ય અને ઉત્તર વધતા કોણે રોક્યો હતો તો કે હર્ષવર્ધન રોક્યો હતો. અહીંયા થી જ નફરતના બીજ શરૂ થાય છે નર્મદાની દક્ષિણ ની અંદર પુલકેશીન અને હર્ષવર્ધન વચ્ચે એક યુદ્ધ થાય છે આ યુદ્ધનો વિરામ હોય છે નર્મદા નદી આ યુદ્ધની મુખ્ય જાણકારી એહુલ અભિલેખ ની અંદર જોવા મળે છે આ અભિલેખની રચના રવિ કીર્તિ એ કરી હતી આર રવિ કીર્તિ તો કે એક જૈન છે જે આચાર્ય હતા તો તો આજે શિક્ષક હતા તમે કહી શકો

ગ્રંથોની અંદર જોવા મળે છે પરંતુ આ એક એવો અભિલેખ છે પ્રાચીન ઇતિહાસનો પહેલો અભિલેખ જેમાં કાલિદાસનો ઉલ્લેખ જોવા મળે છે કારણ કે રવિ કીર્તિ એ પોતાની પ્રેરણા કાલિદાસ સાથે કરી હતી એટલા માટે જે રીતે પુલકેશી બીજાનો દરબારી વિધવાન ભવ્ય કીર્તિ છે એ જ રીતે હર્ષવર્ધન દરદારી વિદ્વાન કોણ હતો તો કે એનું નામ હતું બાણભટ્ટ આજ બાણભટ્ટ એક પુસ્તકની રચના કરે છે તો કે બાણભટ્ટ એક પુસ્તક નથી લખતો હર્ષચરિત એને સાથો સાથ એક બીજી પોષક પણ લખે છે નામ હોય છે એનું કાદમ્બરી અને ત્યારબાદ એ ત્રીજી પોષક લખે છે નામ છે એનું ચંડીશતક ચંડી શતક આપણે જેને કહીએ છીએ બાણભટ્ટ આવી રીતના ત્રણ ગ્રંથો લખે છે પરંતુ બાણભટ્ટ હર્ષવર્ધનને મહાન સમ્રાટના રૂપમાં જાહેર કરી દીધું એટલા માટે હર્ષવર્ધન બીજો અશોક શિલાદિત પર દ્વિતીય પરમ ભટા મગજ નરેશ વગેરે જેવી ઉપાધીઓને ગ્રહણ કરે છે ધારણ કરે છે

સૌથી મોટામાં મોટી યુદ્ધ જો કોઈ હોય તો એ બદામીના ચાલુ કે સાથે ફૂલકેશન બીજા સાથે યુદ્ધ થયું હતું એ છે આના જ સમયની અંદર ચીની યાત્રી આપણને કરી ગયા છે યાત્રી નો રાજકુમાર કેવો છે નીતિનો પણ કેવો છે વર્તમાન સ્થાન કેવો છે તો મોક્ષ દેવ કેવો છે આ દરેક વ્યક્તિ એક જ છે પણ કાળની અંદર હર્ષવર્ધનના સ્થાપનકાળ ની અંદર દસ વર્ષ સુધી વિરાજમાન કરે છે ધ્યાન રાખજો પોતાની પુસ્તક લખે છે શિવખી અને કનોજ ની અંદર જે મહાસભા કરેલી હોય છે તેનો અધ્યક્ષ પણ હોય છે વિદ્યાર્થી મિત્રો આ હતો હર્ષવર્ધન

હવે કપાસ માં મૂલ્યવર્ધન વિશે જાણીએ. લગભગમાં લગભગ ચાર હજાર વર્ષ પહેલા શોધાયેલું સોનું ગણાતું કપાસ પાક એક અગત્ય નું રોકડીયા પાક છે. કપાસ પાક દેશની આર્થિક તેમજ સામાજિક વ્યવસ્થામાં અગત્યનો ભાગ ભજવે છે. સમગ્ર માનવ જાતને ચાલીસ ટકા ઉપરાંત cellulose યુક્ત કુદરતી રેસા તેના વિવિધ ઉપયોગ માટે એકમાત્ર કપાસ પાક થકી પુરા પડે છે. textile ઉપયોગમાં આ રેસા મહત્વની કાચી સામગ્રી છે. કપાસના બીજમાં લગભગ

જુદા જુદા value added product માં ઉપર રૂપાંતરિત કરી ઘર આંગણે વેચવાની તેમજ વિદેશમાં નિકાસ કરવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે.

જેમાં protein ની માત્રા ચાલીસ ટકા એટલે કે કઠોળ કરતા લગભગ બમણી છે. સો ગ્રામ સોયાબીન માંથી જે protein મળે છે. તે એક લીટર દૂધ અથવા ત્રણસો ગ્રામ ઈંડા અથવા અઢીસો ગ્રામ માસમાંથી મળતું protein ની માત્રા બરાબર છે. તુલનાત્મક દ્રષ્ટિએ જોઈએ તો સોયાબીન માંથી મળતું વનસ્પતિજન્ય protein અન્ય સ્ત્રોતો માંથી મળતા protein કરતાં ખૂબ જ સસ્તું અને સહેલાઈથી મળતું protein છે. આ ઉપરાંત વનસ્પતિ જન્ય protein સૂત્રતા સ્તોત્રમાં ગુણવત્તાની દ્રષ્ટિએ સોયાબીન નું protein ઉત્તમ પ્રકારનું ગુણવત્તામાં આવે છે. કારણ કે તેમાં રહેલા અત્યંત આવશ્યક amino acid વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્ય amino acid ને મળતા હોય છે. મળતા આવે છે. સોયાબીનમાં વીસ ટકા protein ઉપરાંત વીસ ટકા તેલ ત્રેવીસ ટકા carbohydrate તેમજ આવશ્યક ખનીજ રેસા શા અને વિટામિન રહેલા છે. સોયાબીન માંથી સારા એવા પ્રમાણમાં સારી ગુણવત્તા વાળું તેલ પ્રાપ્ત થાય છે. વિશ્વની લગભગ ત્રીસ ટકા ખાદ્યકિમની આ પૂર્તિ સોયાબીનના થકી થાય છે.